ના ના અમે તો second class માં ગયેલા હો first class માં નહિ. એટલે first class અને second class અને thired class માં ત્રણેય માં શું difference હોય છે? first class એટલે ac માં હોય, second class એટલે આપડે slippar મા હોય અને thired class એટલે આપડે local હોય thired class માં sitting હોય ને?

બેસવાની સુવિધા માં નથી તો તમને મેં તમને એવું પૂછ્યું હતું કે તે ભાવ ની અંદર શું difference હોય? differance બહુ જાજો પડે જો કે તમે આપડે first class માં જોએ તો આપડે ઈ રીતના પૈસા pay કરવા પડે અને second class માં જઈએ તો આપડે ઈ રીતના પૈસા pay કરવા પડે અને આપડે thired class માં જઈએ

અમે એક જણા ના par person પાનસો રૂપિયા

હા હા સુવિધા તો slippar માં પણ હોય slippar માં હોય ac માં હોય પણ આપણે જે thired તમે વાત કરેલી ને કે જે આપણે છેલ્લે thired thired class thired class માં ના હોય એમાં તો આપડે બેસવું seeting કે એમાં full traffic હોય એમ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 એવું છે?

તો મને કાઈ ખબર નહિ કાઈ ખ્યાલ નથી બહુ પણ મેંઆ first class માં તો મેં રાજસ્થાન ગયો તો ને મેં અહિયાં થી

તો તેમાં બી સુવાની સુવિધા તો બહુ મસ્ત હતી અંદર જે જે સુવિધા હોય છે ને જે તમારો જે main આખો class હોય ને એક કે જે ડબ્બો કેવાય જે train નો એ આખા ડબ્બા માં કોઈ તમારા અંદર ના જે resevation ના સિવાય ના માણસો કોઈ ચડી જ ના શકે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

અને ખુબ ac માં ખુબ મજા આવી ગયી અને કોઈ બી જાત નો traffic નહિ જેટલા માણસો અંદર હોય તેટલાજ અને ત્યાં તમે જોવો તો જે toilat bathroom ની સુવિધા બહું મસ્ત તેની અંદર અને તે સુવિધા ની અંદર ભી જે ફુવારા હોય ને આપડે નાવા માટે તે ફુવારા ની પણ first class સુવિધા અને એક એક ડબ્બા માં તમે જોવો ને તો એક ડબ્બા ની અંદર ચાર સંડાસ bathroom હોય total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 ત્યાં નવા towal હોય, નવા સાબુ હોય, નવા તમે જોવો તો shampoo ની packet હોય નાની નાની pouch આવે ને

આનંદ થઈ જાય તમે બી તમને એમ જ થાય તમને એવું થાય જ નહિ કે હું કોઈ train ના ડબ્બા માં છુ. હા એવો જ ઘર જેવો જ માહોલ મળે એમ ને? હા ઘર પણ ટૂંકું પડે તમે જોવો ને તો hotel જેવી જ સુવિધા પણ થોડુક યાર તમે આમ costly પડે હો થોડુક મોન્ગું પડે but મજા બહુ આવે કાઈ ના ઘટે

તો તમારી મુંબઈ ની સફર માં તમે કયા કયા સ્થળ ગુમ્યા થોડું ઘણું કયો તો ખરી તો મને ખ્યાલ પડે ને કે આપડે ક્યારેક મુંબઈ જવાનું થાય તો કયા કયા સ્થળે જવું જોઈએ ને કયા ક્યાં સ્થળે time બગાડવો ના બગાડવો ન્યા line માં જાજી ગણી બધી line હોય છે તો ત્યાં ઉભું રેવાય નો રેવાય કે, કઈ કઈ જગ્યા એવી હોય કે ત્યાં જવાય જો અત્યાર સુધી માં મને મેં સાંભળેલુ ત્યાં સુધી માં મેં તો આ બે જ જગ્યા એ જાવાનું નક્કી કર્યું છે, એક મહાબળેશ્વર છે અને બીજું છે જે ઓલી ટીકુ જી ની વાડી આવેલી છે ને દરિયા ની વચ્ચે પહેલા તો ફરી ફરી ને જ જાઉં પડતું પણ અત્યારે તો પુલ ની પણ વ્યવસ્થા થઈ ગઈ છે ત્યાં સુધી road જાય જ છે એટલે કોઈ problem નથી.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 ના ના એ વાત સાચી છે તમારી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 અમે અહી થી ને અહિયાં થી પહેલે દિવસે પહોચ્યા ને છ તારીખે તે દી તો ફરવા ન ગયા તે દી તો આરામ જ કર્યો છ તારીખે તમે તો second class slipping માં ગયા તા છતા પણ કેમ ત્યાં જઈ ને આરામ કર્યો તમે? આરામ કર્યો એટલે આમ ટૂંક માં આમ પેલા દિવસે નહિ પેહેલા દિવસે એની મમ્મી એવું કહેલું કે તમે આરામ જ કરો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

જે જે સ્થળે ગયા હો ત્યાં થોડું થોડું જણાવો અમે પેલા સિદ્ધિવીનાયક મંદિર જોયું સૌથી પેલા હા જે મુંબઈ નું main મંદિર કેવા માં આવે છે.

હા તેના વિષે મેં બી સાંભળ્યું છે અમે અંદર દર્શન કરવા તો નથી ગયા પણ બારથી અમે ખાલી screen માંથી દર્શન કરી લીધા કે અંદર બહુ જ ભીડ હોય એ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

હ મતલબ કે વધારે પડતું ભીડ હશે માટે તમે નહી ગયા હોય ને અંદર? હા

પછી બે ત્રણ બીજા મંદિર જોયા બીજું એક રાધા કૃષ્ણ નું મદિર જોયું

હ પછી?

મતલબ જુ beach એટલે ક્યા આમ કેવી આમ સુવિધા છે આમ મજા આવે એવું છે? યા સુવિધા બહુ જ first class સરસ મજા આવી જાય શું વાત છે મતલબ ત્યાં એક side દરિયો હશે ને? હા એક side દરિયો છે.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

એવું છે મતલબ ત્યાં લોકો રેતા હશે ને?

પછી યા થી અમે જુ beach ઉપર ગયા યા અમે પાવભાજી ને એ બધું ખાધું પછી અમે પાવભાજી ખાધી, ice cream ખાધી, સોડા પીધી પછી યાન થી અમે પાછા ગયા અમારી hotel એ પછી પાછા બીજા દિવસે અમે ગયા મહાદેવ મંદિર. હા હા

હમ india gate યા boat માં બે બે boat માં બેઠા boating કર્યું શું વાત છે!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

અરે બહુ જ photography કરતા તા માણસો અને અમે ગયા ને તે દી રવિવાર હતો તે દી તો full traffic હતું. અને ત્યાં foreigner ભી હોય છે?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 પછી અમે ગયા હેં? તેના પછી કિયું સ્થળ લીધેલું તમે? પછી અમે india gate થી પછી તો અમે પાછા hotel લે ગયેલા પછી તો અમે ક્યાય ગિયા નહિ.

hotel taj આવેલી છે ત્યાં નથી ગયા તમે? હા એ તો ન્યા બાજુ માં છે યા ને યા ગ્યા ત્યાં ને યા પછી ત્યાં બીજી hotel આવેલી છે મને નામ નથી આવડતું ઉભરી ઉભરી hotel આવેલી છે ન્યા બાજુ માં હા છે ને મેં છે ને photo માં જોઈ તી

બહુ first class hotel આમ બહાર થી દેખાવ માં છે. હા હા સરસ છે. અંદર ગયા ત્યાં કે તમે બી બહાર થી જ જોયેલી? ના અમે તો બહાર થી photogrphy કરી પણ બીજું કાઈ નથી કરેલું નહિ અને તે સિવાય તમે બીજી કઈ કઈ જગ્યા એ ગુમેલા જે જોવા જેવી હોય છે? બસ અમે તો યા india gate એ ગયેલા ને ત્યાં મંદિર જોયા ને જુ beach જોયુ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

નહિ ટીકુ જી ની વાડી એટલો બધો time નતો એટલા માટે અહિયાં cancel રાખ્યું નકર તો યા પણ જવાનું હતું તો તમે બી નથી ગયા ને હું બી નથી ગયો તો એક દી આપડે prograam બનાવીએ અને આપડે બેવ recervation કરી ને જઈએ પાછા શું કેવું તમારે આવું છે પાછુ?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 સાચી વાત છે તમારી મને તો મુંબઈ જવાની પાછી ઈચ્છા છે. મારે તો જવું જ છે એકવાર ત્યાં ટીકુ જી ની વાડી મહાબળેશ્વર તો મારે જવું જ છે બીજે જઉ કે ના જઉં. ના ના ચોક્કસ ચોક્કસ welcome આપડે જઈએ એક દિવસ તો એક દિવસ આપડે વેલો prograam બનાવીએ અને થોડો વેલુ આ train માં જે recervation કરાવાનું હોય છે તે કરાવી નાખીએ અને જઈએ શું કેવું તમારું ના ના ચોક્કસ ચોક્કસ welcome welcome જઈએ એક દિવસ બાકી તો શું ચાલ્યા રાખે ને નવીન?

okay bye

મજામાં. તું કેમ મજામાં? હા મજામાં

હા જમી લીધું સુ કરી રહી છે અવાજ સમ્બલી રહી છે

કઈ ની હું પણ બેધી છુ, બોલ કેવું ચાલે study બસ સારું ચાલે છે, તારે કેવું ચાલે છે?

કઈ ની મારે બાર માની exam આપવાની છે fail ની

શું કરે છે તારા મમ્મી અને બધા મજામાં? હા મજામાં તારા મમ્મી લોકો કેવું મજામાં. હાઉ મજામાં બધા મજામાં, શું કરે તારો બેન ને ભાઈ બધા સુ કરે છે. એ બધા મજા કરે છે બસ પૂનમ પૂનમ દીદી લોકો સુ કરે છે?

study કરતી હશે ને તારે શું plan છે આ વખતે મારે બારમાની exam આપવાની છે બારમાની exam આપીને પછી આગળ વિચારી સુ તો કેવી ચાલે તૈયારી twelveth બસ ચાલે છે job કરીએ છીએ એની સાથે સાથે તૈયારી પણ ચાલુજ છે ok તો કઈ doubt હોઈ તો call કરજે સારું બોલ તારે કેવું ચાલે છે college ક્યારે કરવાની college તો આ year નહી nextyear માં joining કરી દઈશ college અને તારે કેવું? મારે તો હવે twelfth ની exam આવે છે આપીને પછી result આવે એના પર આધાર છે, બોલ તારો ભૈલું સુ કરે છે અને કેવું ચાલે છે એ બધા study અત્યારે focus કરે છે યાર અત્યારે તો કેટલુ study નું એ છે, અને જય સુ કરે છે? કાય નાય અબી અત્યારે ત્વેલ્થ ની exam આપવાની છે એટલે એ બી તૈયારી કરે છે tuition જાય છે આવે છે ok અને સુ plan છે ઉતરાયણ નો? ઉતરાયણ નો plan તો છે જ પણ job આવાનું હોઈ છે અને અત્યારે exam આવે છે એટલે કે plan નથી ok કાય વાંધો નાય તો બોલ જમવામાં સુ ખાધું સુ બનાવ્યું કોને મેં? મેં તો ચણા ને ભાત બોલ તે શું ખાધું? મેં પનીર નું શક સબ્જી ok

પનીર તો સારું કેવાય અમ તો સાચી વાત છે બોલ તારે ક્યાય ફરવા જવાનો plan નથી નાતાલ આવે છે christmas જવું તો છે યાર અત્યારે time નથી, જવાનું તો છેજ તો અપડે બધા friend circle મળીને જઇએ ફરવા સારું ચાલો ક્યાં જવું અટલ bridge તમારે ક્યાં જવું છે? તમે બોલો ત્યાં જઈએ ok તો તું કે ત્યાં જઈએ, તમે કયો જઈએ. ક્યાંક જોવા લાયક સ્થળ હોઈ ત્યાં જઈએ. હા જોવા લાયક સ્થળ તો અક્ષરધામ જવું છે ગાંધીનગર અક્ષરધામ છે પછી અદાલત ની વાવ છે બૌ બધા સ્થળ છે જેમાં અપ્દને study વિષે જાણકારી મળે ને ત્યાં જઈએ હા તે જગ્યા એ જાય શકીએ રતો ચાલો plan બનાઈયે અપડે javano

હા જઈએ સારું ચાલે જૈસુ અને શું કરે મમ્મી બધા લોકો ઘરે. કાય નાય મુમ્મી કામ કરતા હીસે અત્યારે job અત્યારે હું પણ જાઉં છુ બેન પણ જાય છેને મમ્મી ને એકલા કામ કરવાનું હોઈછે.

મારી મમ્મી પણ અત્યારે થોડી બૌ થોડી buisy છે યાર મમ્મી જોડે બેસવાનો પણ નહિ મળતો સાચી વાત છે job થી છુટીને તો ક્યારે જમીને direct સુઈ જઈએ અપડા જોડે અપડા માટે time નથી